હા હા ત્યાં લારી વાળો હોય છે તો બાજુમાં જ હોય છે એની

તો મારો ઈરાદો છે ત્યાં જવાનો. સમાચાર NEWS આજે દેશમાં, દુનિયામાં, આપણા શહેરમાં શું શું ચાલી રહ્યું છે, શું શું બનાવો બની રહ્યાં છે, ક્યાં શું થઈ રહ્યું છે, તે જાણવા માટે થઈ સમાચાર News જોવા સાંભલવા પેપલ વાચવા બૌ જરુરી છે કેમ કે હર મિનિટે, દરેક જગ્યાએ કંઈને કંઈ અલગ અલગ બનાવો બનતા હોય છે. એની આપણે જાણકારી રાખવા માટે News રાખવા એમ દેશની જાણકારી જરુરી છે. એક જમાનો હતો આજથી ચાલીસ પચાસ વરસ પહેલા આપણી બાજુમાં, આપણા શેરમાં પણ શું બનતું હોય છે ઈ આપણને તન દિવસ પછી ખબર પડતી. એમાં આપણા દેશમાં આ બનાવ બની ગયો ને આવુ વધું થઈ ગયું. એકવાર જ્યારે પેપરમાં આવે ત્યારે ખબર પડે અને આજે ત્યારે કોઈ આટલી બધી ચેનલ નતી બે જ ચેનલ હતી એકવાર છાપા પણ Limited આવતા અને એ હિસાબે કંઈને કંઈ સમાચાર જાણવામાં problem થતી. ક્યાંય પણ દૂર, ક્યાંય પણ બનાવ થતો એ તો આપણે અઠવાડીયે, પંદર દિવસે ખબર પડતી. Redio માં પણ Channal આવતી NewsChannal જે પણ લિમિટેડ આવતા હોય જેમાં ખાસ બીબીસી ન્યુસ બીબીસી લંડન ના આના સિવાય કોઈ વધુ જાણકારી મળતી નહીં. આજે જમાનો ફરી ગયો છે ડિજિટલ યુગ આવી ગયો છે, આજે આટલી બધી ન્યુસ ચેનલ આટલા બધા પેપર આટલા બધા ડિજિટલ જમાનો આવી ગયો છે આજે ગુજરાતી ન્યુસ ચેનલ, હિન્દી ન્યુસ ચેનલ, ઇંગ્લિશ ન્યુસ ચેનલ આટલી બધી આવે છે પળે પળે પળના બનાવ ન ગુજરાતી ચેનલ માં આપણે ગુજરાતી ન્યુસ ચેનલ માં ગુજરાત માં શું શું કઈ જગ્યા એ શું શું બની રહિયું છે, એકો એક ગામ ત્રણ city પળે પળે ના હોલીર છીએ. ના ના શહેર ના ના ગામડા માં પણ શું બની રહિયું છે એની અત્યારે આપણે જાણકારી મલી રહી છે જ્યારે એક જમાના માં મોટાં શહેર માં અને મોટા જગ્યા એ પણ શું બનતું એ ખબર નથી. Digital જમાનો આવતા બધી આપણે જાણકારી નાં ના ખૂણે ખાંચારે શું શું બની રહિયું છે, તે એક કલાક જ એક કલાક પણ નહી પંદર મિનિટ ની અંદર સમાચાર chhenal માં

આખા આપના દેસ ના દેસ ના હરેક રાજ્ય ના સમાચાર હરેક રાજ્ય માં ત્યાં શું શું થઈ રહિયું છે, શું શું બનાવ બની રહિયા છે, તે આપનને જાણવા મળી રહે છે, એ શિવાય પણ દુનિયા ના પણ એના.

એ બનાવ ઉપરાંત પણ આપના channel દ્વારા આપની બીજી મળતી રહે, આપણે જાણકારી મળતી રહે, એ હિસાબે આપણે તમે દુનિયા માં એ હિસાબે તમારે કયા આગડ સુ કરવું ધંધા નો વ્યાપ નો કયા વધારો કરવો કયા થી કયા તમારે જવું કયા Export Import બધે કરતાં વેપારી નો પણ એના હિસાબે ફાયદો થતો હોય છે news channel ને આ બધુ digitalist જમાનો થતાં બધા ને ઘણો બધો ફાયદો થતો હોય છે. બધી આટલી બધી ચેલન news channel થતા Maas Media eduction નું મહત્વ પણ વધી ગયું. એના Course કરી અત્યારે news channel પર સારમાં સારી

કયા ક્યારે શું બને છે શું નથી બનતું તેની જાણકારી જરૂર છે, આપણે પેલા ના જમાના માં કયા કયારે શું બનતું કઈ ખબર નથી પડતી, એટલે માણસો, કઈ દુનિયા ની ખબર જ નથી રહતી કયા શું થઈ રહિયું છે, અત્યારે જો ઓલા ઉકરૈન ને રશિયા નું યુદ્ધ ચાલી રહિયું છે. આ મિનિટે bomb ફેકઓ અને એક મિનિટ પછી live telicast ટીવી ઉપર આવતું હોય પાંચ મિનિટ પેલા એક મિનિટ રસિયા એ ઉકરૈન ઉપર bomb મારો ચાલુ કરિયો એનું live telicast પ્રસારણ આપણે જોઈ સકીય છીએ, ભૂકંપ આવે, વવાવજોડું આવે, વરસાદ આવે વરસાદ થી કયા બધુ નુકસાન થયું કેટલું નુકસાન થયું, કેવી જાનહાનિ થઈ ભૂકંપ માં કેવો ભૂકંપ આવ્યો કેટલું નુકસાન થયું એ બધી જાણકારી બધુ livetelicast આપણે જોવા મળે તે જોઈ ને આપણે જાણકારી રહી કે અત્યારે કયા દેસ માં અને દુનિયા માં શું શું ચાલી રહિયું છે ને જાણકારી ના હિસાબે બધા એકબીજા આખા દુનિયા ને બધા ની ખબર પડે કે આપણે હવે આગડ શું કરવું શું નહીં એ હિસાબે આપણે news channel નો આભાર માનવો જોઈએ આટલી બધી news channel આવતા બધા ને બધી જાણકારી મળી રહે છે અને એને હિસાબે બધા ને કયા આગડ વધવું શું કરવું એની પણ જાણકારી મળે છે news એ શિવાય ધંધા માટેની, જેમ કે આ શેર બજાર છે, બીજી બધી છે. ચેનલો શેર બજાર ની business ગાઈડ એ બધી પણ આવતા નાના મોટાં વેપારીઑને એ guidnaess પણ મળી રહી હૈ છે શેર બજાર ની મોટી માર્કેટ નું ઓલું આવતું હોય છે live telicast આમાં તમારે કયા મૂડી રોકાણ કરવું શું કરવું એનું પણ guidness મળી રહે છે એ સિવાય દુનિયા માં ડોલર, પાઉન્ડ, રૂપિયો ઉરો તેના ભાવ માં શું ભાવ ફેરફાર થયો સોના ચાંદી માં રોજે રોજ નો શું ફેરફાર થયો તેની રોજે રોજ ની પળે પળ ની એક એક મિનિટ ની જાણકારી મળી રહે છે. ભાવ જાણવો હોય આગવ ના જમાના માં તો ચોવીસ કલાકે કે અડતાલીશ કલાકે ખબર પડતી કે અત્યારે આ ભાવ ચાલી રહિયો છે, અત્યારે તો એક એક મિનિટે એક એક

સમાચાર તો ઓમે આપણે જીવન માં સમાચાર ની હિસાબે આપનું નોલેજ વધે છે, આપની જાણકારી વધે છે ને જાણકારી આપની પાસે હોય તો આપપને કયા ક્યારે શું કરવું કયા જવું એ બધુ પણ આપણે guidance મળી રહે છે અને સમાચાર નું આપના જીવન માં સૌથી વધુ સારામાં સારું ન્યુઝ પેપર ન્યુઝ પેપરમાં બધુ એકદમ ફોટા સાથે વિગતવાર શરુઆત જ આ સમાચારની ન્યુઝ પેપરની થઈ પછી રેડીયામાં આ બધી news channal આવતી બાકી news paper ના સમાચાર થી જ બધી સરૂઆત થઈ સમાચાર ની આજ થી પચાસ સાઈઠ સિતેર વરસ પેલા હેસિ વરસ પેલા news paper ઈન્ડિયા માં ચાલુ થાય સોએક વરસ પેલા એક બે પેપર ચાર પેપર પછી આખા ઈન્ડિયા માં બધી ભાષા માં અત્યારે તો બધી જગ્યા એ daily daily આટલા પેપર બાર પડે છે સવાર બપોર સાંજ એ રીતે બાર પડે છે કે સવાર ના સમાચાર meet and news evening news એ રીત ના બધા પેપર બાર પડે આટલે તમને આખા દિવસ એ રીતે અલગ અલગ પેપર મળે અલગ અલગ સમાચાર મળે જાણવા કયા શું થઈ રહિયું છે. એ જાણકારી તમારી પાસે હોય તો એ બધી જીવન માં બોવ કામ લાગે તમને આગડ જતાં કામ લાગે એને હિસાબે તમને ક્યાંય વાંધો ના આવે એ જરૂરી તમારે ન્યુસ સાંભડવા ન્યુસ માં એ સિવાય પણ sports channel sports news એ પણ તમને અત્યારે બોવ સરસ આવે sports news છે એ બધી જાતની એમ સમજો ને sports news એડ્યુકેશન માટે ની ન્યુસ ચેનલ આવે છે અને તેમાં eduction માટે કઈ પણ જોતી હોય જરૂર હોય એમાં પણ તમને વાંધો ના આવે education માટે પણ તમને guideline પૂરેપૂરી મળી જાય આપના જીવન માં સમાચાર નું મહત્વ બોવ જ છે. સમાચાર

તાજેતર માં ભારત ના ઉપરાસ્ટ્ર પતિ શ્રી જગદીશ ધનકરે હરિયાણાના ફરીદાબાદ ખાતે છત્રીસ માં સૂરજ ખોર આંત્રરાષ્ટીય હસ્તકળા ત્રણ ફેબ્રુઆરી થી ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ દરમિયાન હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના સુરજકુંડ ખાતે છત્રીસ માં સુરજકુંડ આંતરરાષ્ટીય હસ્તકળા મેળો બે હજાર ત્રેવીસ નું આયોજન કરવામાં આવ્યું છે સુરજકુંડ ખાતે યોજતો આ મેળો વિશ્વનો સૌથી મોટો હસ્તકળા મેળો છે સુરજકુંડ ખાતે થતાં મેલ નો પ્રારંભ વર્ષ ઓગણીસો સતીયસી થી થયો હતો શ્રી જગદીશ ધનકરે આ પ્રસંગે દરેક ને વિનંતી કરી હતી ક તેઓ તેમના મિત્રો અને તેમના સંબધીઓને સ્થાનિક રીતે ઉત્પાદિત હસ્તકળા વસ્તુઓને ધ્યાનમાં લે આ મેળા માં લાખો પ્રવાસીઓ ભાગ લે છે આ મેળા માં અનેક રાષ્ટીય તથા આંતરરાષ્ટીય કાર્યકરો પોતાની કળા અને સંસ્કૃતિ નું પ્રદશન કરે છે આ મેળા નું આયોજન દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સુરજકુંડ મેળા Authority અને હરિયાણા tourism દ્વારા કેન્દ્રીય પ્રવાસ ગણ કાપડ સંસ્કૃતિ અને વિદેશ મંત્રાલય ના સહયોગ થી કરવામાં આવે છે મેળા નું આયોજન દર વર્ષે નવી theme અને તેના આધારે મેળા ને શણગારવામાં આવ છે આ અંતર્ગત આ મેળા માં તરીકે આ વર્ષે ઉત્તમ reason જેમાં અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર મેઘાલય મીજોરમ નાગાલેંડ સિક્કિમ અને ત્રિપુરા નો સમાવેશ થાય છે છતાં ભારતની મહત્વનો હિસ્સેદાર છે આ રાજ્યો એક મંચ પર તેમની કળા અને હસ્તકળા પ્રદશીત કરવા ભેગા થશે આ વર્ષે મેળા માં પચીસ થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે ભારતમાં જણાવ્યું હતું કે બે હજાર પચીસમાં metric આંતરરાષ્ટીય પુસ્તક મેળા માં ભારત ને કેન્દ્રીય દેશ તરીકે આમંત્રિત કરવામાં આવશે એટલે કે બે હજાર પચીસ metric international book fare માટે ભારત same country હશે metric પુસ્તક મેળો ઓગણીસો ત્રાણુ થી સ્પેન યોજાય છે વિશ્વભરમાં વિશ્વભરના પ્રકાશકો દ્વારા અસંખ્ય stole ઊભા કરવામાં આવે છે તથા મેળા દરમિયાન book signing event મેળામાં વેચાતા સ્પેનિશ બોલતા લોકોના છે જો કે આપણે પ્રોત્સાહન આપે છે બે હજાર પચીસ ના મેળા માં ભારતીય પુસ્તકોનો પ્રચાર કરવામાં આવશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી એ અમેરિકા ના રાષ્ટપતિ શ્રી જોય બાઈડેન બ્રિટન ના વડાપ્રધાન શ્રી ઋષિ સુનક સહિત અનેક દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ રાખી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અધિકારી સેનએ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ માં અંત સુધીમાં આલાસ્કા નજીક એક ચીની જાસૂસી બલૂન જોયું હતું આ ઉપરાંત અમેરિકાના અન્ય મહત્વના ક્ષેત્રોમાં પણ આ બલૂન ઉડતું જોવા મડયું હતું અમેરિકા ની સેનાને શંકા હતી કે બલૂન જાસૂસી કરી રહ્યું છે અને અહી ની જાણકારી ચીન સુધી પહોંચાડે છે આ બલૂન સાઈઠ હજાર ફૂટ ની ઊચાઇ પર ઊડતો હતો જો કે અમરીકાના લોકો માટે કોઈ ખતરો ન હતો

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાસૂસી બલૂન નો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત જ્યારે જ્યારે અને ચીન પર ગુપ્ત માહિતી સેકડો launch કર્યા હતા તેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનો સોઉ પ્રથમ ઉપયોગ અઢારમી સદીમાં ફ્રેંચ યુદ્ધો દરમિયાન થયો હતો માનવ રહિત drone અને ઉપગ્રહો ના ઉધયોગ કારણે તેનો ઉપયોગ વધ્યો છે પરંતુ ઘણા દેશો હજુ પણ દેખરેખ માટે ફુગાઓ નો ઉપયોગ કરે છે ઊચે ઉચાયેથી વિપરીત જાસૂસી બલૂન અથવા જાસૂસી ફુગ્ગા ઓછી ઊચાઇ પર જોય શકે છે તેમજ જાસૂસી ફૂગગાઓ આ દ્રશ્યો જોવા મળે છે તે વધુ સ્પષ્ટ અને લાંબા હોય છે તાજેતર માં ભારત અને સયુક્ત આરબ અમીરાત અને આબુ આબુહાવ પરિવર્તન ની અસરો ને હલકી કરવા અને જે વિવિધતા ને સુરક્ષિત કરવા તેમજ પરમાણુ અને સૌરવ ઉર્જાના વિકાસ માં સહકાર આપવા સાથે મળી ને જ કામ કરવાનું નક્કી કર્યું છે સપ્ટેમ્બર બે હજાર બાવીસ માં યુ એન જનરલ assembly દરમિયાન દ્વિ પક્ષીયપદ પ્રથમ વખત ચર્ચા કરવામાં આવી આ પહેલ નીચેના મુદ્દાઑ પર ધ્યાન કેન્દ્રિત કરશે પરમાણુ સહ શક્તિ શક્તિ આબોહવા પરિવર્તન જેવ વિવિધતા તેયારી ચેપી રોગો નો સામનો કરવો અને સૌરવ અને પરમાણુ ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉર્જા ને ક્ષેત્રોમાં સહકાર અને અમલી કરન ને પ્રોત્સાહન આપવા માટે એક મંચ તરીકે સેવા આપશે આ પહેલા આબોહવા પરિવર્તન સામેની લડાઈ અને જેવ વિવિધતા ના સરક્ષણ માં પણ મદદ કરશે અને હિન્દ મહાસાગર ક્ષેત્રો માં ત્રણેય પક્ષો ભારતના mission પરિપત્ર સ્વતંત્ર ના ક્ષેત્રો માં સહયોગ કરવા ઈચ્છે છે તેઓ એ ઑ ઇ ની આગેવાની હેઠળ ના નિગ્રો એલ આઈ એસ તથા ભારત અને ફ્રાંસ ની આગેવાની હેઠળ ના ની indo pacific જેવી તેલ નો કરાર તેનો સહકાર સાધવા સમર્થ થાય હતા ત્રણેય દેશો કરપ્શન ક્ષેત્રો માં સાથે મળી ને કામ કરવા જેથી રોગો સામે લડવા અને વિશ્વ આરોગ્ય સંસ્થા આરોગ્ય સંસ્થા માં સહકાર ને પ્રોત્સાહન આપવા સમર્થ થયા છે આ ઉપરાંત ત્રણેય દેશો એક આરોગ્ય મૂકવા માટે મજબૂત સરકાર સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે તેમજ વિકાસશીલ દેશો માં bio medical નવીનતા અને ઉત્પાદન માં ભારી ક્ષમતાઓના વિકાસને ટેકો આપશે ભારત G twenty માં નિકડી રહ્યું છે અને યૂ એ ઇ ખૂબ અઠયાવિસ કરી રહ્યું છે આ પહેર વૈશ્વિક મુદ્દાઑ પર સાથે મળી ને કામ કરવા ઉત્તમ platform છે આ પહેર પ્રત્યે agency અને હિત ધારકો ને એક સાથે લાવશે ઉપરાંત દેશો ને તેમની ટેકીનકી સામાજિક અને આર્થિક નીતિઓની રૂપરેખા બનવાની તક મળે છે એ સ્થાનિક કળા સ્થિતિ e commers website છે તેનું લોકાર્પણ શ્રી મંજુનાથ ભજનસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું તેઑ મૂળ વાસના કારીગર સમુદાય ના છે તેમના ગામમાં ચોત્રીસ થી વધુ વિવિધ કાર્યકર પરિવારો છે દેવધર્મરતે દેવધર્મરત દ્વારા શ્રી મંજૂનાથે તેમની સામુદાયિકતા કુશળતા લોકો સુધી પહોંચાડી છે દેવધારમારતે શરૂ કરવાનો ઉદેશ કારીગરો અને કારીગરો ની વૈશ્વિક પ્રચાર માં લઈ જવાનો છે આ platform મુખ્યત્વે સ્થાનિક કળા અને હસ્તકળા ને લક્ષ બનાવે છે તે મીઠાયીઓ પેંડા કપડાં હસ્તકળા લલિતકલા ઓર્ગેનિક ઉત્પાદનો વન ઉત્પાદનો અગરબતીઓ વગેરે નું વેચાણ કરે છે તથા પ્રદેશ ની સ્થાનિક વસ્તી આ તમામ નું ઉત્પાદન કરે છે આ પ્રવણ મુખ્યત્વે પ્રદેશ ના આદિવાસી લોકો ની કળા અને હસ્તકળા ને ટેકો આપવા માટે શરૂ કરવામાં આવી છે તેઑ ભારતીય વાયુ air officer શ્રી એ પી સિંઘ

એ પી સિંઘ વૈશ્નદીપ એ ના ગુપ્ત વિધ્યાર્થી છે તેમને એકવીસ ડીસેમ્બર ઓગણીસો ચોરીયાસી માં ભારતીય વાયુ સેનાના fighter streme માં કમિશન આપવામાં તેઓને ટેસ્ટ પાયલોટ તરીકે ચાર હજાર નવસો કલાક થી વધુ સામે માટે સેવા આપી છે તેઅંને મિક્સ સતાયવીસ સેવા આપી છે

એ વિશ્વના ભૂગર્ભજળ ના સૌથી મોટા જળાશયો માનું એક છે સૌપ્રથમ થી ઓગણીસો છન્નું અને બે હજાર સત્તર વચ્ચેના ભૂગર્ભજળ પર નો data એકત્રિત કર્યો હતો

privity require and private experiment હાથથી મેળવેલાં setellite ડેટા ના વિશ્લેષણ દર્શાવે છે કે દર વર્ષે એક પોઈન્ટ સાત સેન્ટિમીટર એટલું સરેરાશ નુકશાન થયું છે છે બે હજાર બે માં launch કરવામાં આવ્યો હતો જે જમીન બરફ અને સમુદ્ર પર પૃથ્વીના જળાશયો ને માપે છે ઉત્તર પ્રદેશ બિહાર અને પશ્ચિમ બંગાળ માં સરેરાશ સંગ્રહ માં ઘટાડો

સરેરાશ સગરામ માં અનુક્રમે લગભગ ચૌદ સેન્ટિમીટર એક વર્ષ સાત પોઈન્ટ પાંચ સેન્ટિમીટર એક વર્ષ અને સાત પોઈન્ટ બે એક વર્ષ નો ઘટાડો થયો હતો પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ પ્રદેશો જેમાં કુશી ક્ષેત્રો અને શહેરી વિસ્તારો જેમ કે દિલ્હી અને આગ્રા ને સૌથી વધુ નુકશાન થયું છે દિલ્લી અને હરિયાણા માં ભૂગર્ભજળ છે જે પારી ઘટાડોનો ઉલ્લેખ કરે છે બ્રહ્મપુત્રા માં બેસિન માં ગંગા અને ભૂગર્ભજળમાં જળના સ્તર માં મોટો ઘટાડો જોવા મળ્યો છે કર્ણાટકના બેંગલૂરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ india energy week નું ઉદ્ઘાટન કર્યું હતું india energy week નું આયોજન છ થી આંઠ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ દરમિયાન થયું હતું આ event ઉર્જા સુરક્ષા અને ભારતમાં ઉર્જા સંક્રમણ નું ધ્યાન કેન્દ્રિત કરશે તેમ બે હજ સિત્તેર સુધીમાં ઉત્સર્જન સમાવેશ થાય છે મુખ્ય વિશિષ્ટા એ અગિયાર રાજ્યો અને કેન્દ્ર ષાસિત પ્રદેશો માં ચોરીયાસી થી વધુ outlateE twenty internal margin છે

રક્ષા કરવા તેના પ્રયત્નોને વેગ આપે છે જડપથી વિકાસ શીલ દેશ તરીકે અને ટુંક સમય માંજ વિશ્વનું સૌથી મોટું બનવા માટે ભારતનું ઓછા સંક્રમણ વૈશ્વિક ઉર્જા બચવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે ભજવશે આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઇંધન નું launching કર્યું હતું તથા ટૂંકહુરૂ માં હિન્દુસ્તાન aeronotics ના limited ની હેલીકોપ્ટર factory રાષ્ટને સમર્પિત કરી હતી રાજ્ય સ સરકાર બે હજાર પચીસ સુધીમાં ethanol નું સંપૂર્ણ વીસ ટકા મિશ્રણ હાંસલ કરવાનું લક્ષ ધરાવે છે નો અર્થ એજ છે કે ethar માં વીસ ટકા ethanol અને એંસી ટકા gasoline હોય માં સંખ્યાઑ gasoline સાથે ethanol ના ને દર્શાવે છે જે ભારતમાં ethanol ના નુકશાન ની ટકાવારી દસ છે એટલે કે ભારત ઇ નો ઉપયોગ કરી રહ્યો છે વિશ્વના સૌથી મોટા bio fuel ઉત્પાદકો જેમકે બ્રાઝિલ અને યુ એસ યુ એસ પેલાથીજ ઇ ઇધન ઘોષિત કરી ચૂક્યા છે ethan ના કુદરતી સ્ત્રોત ખાંડ ને આથો આપીને બનાવમાં આવે છે અથવા આધુનિક પ્રકિયાનો ઉપયોગ કરીને શેરડી મકાઇ ઘઉ વગેરે જેવા સ્ટાર્ચ નું પ્રમાણ વધારે હોય તેવા પાકો માંથી ethanol બનાવી શકે છે જે સળગતી વખતે ખુબજ ઓછા અવશેષો છોડે છે અને તેથી હવા ને સ્વછ રાખે છે ભારત ઘણી બધી શેરડી નું ઉત્પાદન કરે છે અને જેથી દેશની ઇધન ની માંગ ને પોહચી વળવાની સારી ક્ષમતા ધરાવે છે ભારત માં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ ઘણું ઓછું છે ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા યોજના પ્રમાણે વધી રહી નથી ઉપરાંત અન્ય દેશો ની સરખાની સરખામણી માં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન પણ ઓછું છે જી twenty આ પરિસ્થિતિ માટે સારી પસંદગી છે ભારત ચોખ્ખી સૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જી twenty અને ઇલેક્ટ્રિક વાહનો બંને ઉત્સર્જન મુક્ત દેશ બના બનવાના ઉપાય છે ethanol એક કાર્બનિક રસાયણ સયોજન છે જેનું રાસાયણિક સૂત્ર CTWOHSIX છે સરળ alcohol છે તે અસ્થિર જ્વલનશીલ રંગહીન પ્રવાહી છે જેમાં રાક્ષણિક વાયન જેવી ગંધ અને તીખો સ્વાદ હોય છે શેરડી મકાઇ ઘઉ વગેરે જેવા પાક નું પ્રમાણ વધારે હોય તેવા પાક માંથી ethanol નું ઉત્પાદન કરી શકાય છે ભારતમાં ethanol મુખ્યત્વે શેરડીના molesis માંથી બનાવમા આવે છે વિવિધ પ્રકારના મિશ્રણ બનવા માટે gesoline અને ethanol નું મિશ્રણ કરવામાં આવે છે ethanol માં ઑક્સીજન ના પરમાણુઑ હોય છે તેથી પેટ્રોલ સાથે ethanol નું મિશ્રણ ઇધનના વધુ સંપૂન કમિશન માટે પરવાનગી આપે છે પર્યાવરણીય પ્રદૂષણો પ્રદૂષકો ના ઉતસજર્ન માં ઘટાડો થાય છે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્ણાટકના ટૂનખરું ખાતે દેશ ના સૌથી મોટા હેલીકોપ્ટર નું ઉત્પાદન કર્યું હતું બે હજાર સોળ માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ unit નો શિલાન્યાસ કર્યો હતો આ unit હવે તેની કામગીરી શરૂ કરવા જય રહ્યું છે એચ એ એલ ઑ આ unit એક હજાર થી વધુ હેલીકોપ્ટર ઉત્પાદક કરશે અને ભારત ને હેલીકોપ્ટર માં આત્મનિર્ભર બનાવશે તાજેતર માં ભારતીય વાયુ સેન અને ભારતીય સેનાએ પંદર એલ સી એચ તેનાયત કરવામાં આવ્યા હતા પરંતુ હવે એકસો સાઈઠ હેલીકોપ્ટર ની જરૂરિયાત છે એકમ નું સંચાલન એચ એ એલ હિન્દુસ્તાન aelonotics limited દ્વારા કરવામાં આવશે આ unit કર્ણાટક ના ટૂંકહુરૂમાં આવેલ છે તે છસો પંદર એકડ જમીનમાં ફેલાયેલ છે આ હેલીકોપ્ટર ફેક્ટરિ એશિયાની સૌથી મોટી હેલીકોપ્ટર ઉત્પાદક સુવિધા છે આ unit વીસ વર્ષ માં એક હજાર હેલિકોપટેરો નું ઉત્પાદન કરશે હેલીકોપ્ટર નું વજન ત્રણ થી પંદર ટન જેટલું હશે આ સુવિધા આ વિસ્તાર માં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર ને પ્રોત્સાહન આપશે ઉપરાંત તે પ્રદેશ માં કોર્પારેટ સમાજની જવાબદારીઑ માં યોગદાન આપશે

હેલીકોપ્ટર નું ઉત્પાદન કરશે દર વર્ષે તબક્કા માં ત્રીસ હેલીકોપ્ટર નું ઉત્પાદન કરશે બાદમાં સંખ્યા વધારીને વચ્ચે સાઈઠ અને પછી દર વર્ષે નેવું કરવામાં આવશે

Dairy farm નું ભવિષ્ય નું પશુઘન એટલે વાછરીઓ. વાછરડી ઉછેર એ ખૂબ જ મહેનત જાળવણી અને સતત દેખરેખ માગી લે છે. સારી રીતે નાની વાછરીઓને ઉછેર કરવાથી વીસ થી પચ્ચીસ ટકા જેટલી વાછરીઓને ગાય બનાવી શકાય છે. સારું દૂધ આપવા વાળી ગાયને વાછરીને પસંદ કરી વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવાથી વાછરી નો પ્રથમ વિયાણ સમય અમ ઘટાડી વધુ દૂધ ઉત્પાદન મેળવી શકાય છે. વધુમાં સારી અમ ગાયોનું મજબૂત બાંધાવાળી વાછરડીઓને સારી કિંમતે વેચાણ પણ કરી શકાય છે. નાના બચ્ચાઓમાં અમ રૂમેનનો વિકાસ ધીમે ધીમે થતો હોય છે. બચ્ચામાં શરૂઆતના zero થી ત્રણ અઠવાડિયા દરમિયાન abomazam કા અમ કાર્ય કાર્યરત હોય છે. જે મુખ્યત્વે દૂધનું અંતઃસ્ત્રાવ દ્વારા પાચન કરે છે. અને બચ્ચાઓને દૂધમાંથી શક્તિ મળે છે. બચ્ચાઓમાં પ્રથમ માસના અંતે ધીમે ધીમે રૂમેનનો વિકાસ થવાનું શરૂ થાય છે. અને સૂકા અને લીલાચારા ખાવાનું શરૂ કરે છે. જ્યારે વાછડા અને અમ વાછડા ત્રણથી ચાર મહિના થાય, ત્યારે પણ પહેલો ભાગ એટલે એ રૂમેન મોટુ થઈ પાચનની પાંસઠ ટકા ની કામગીરી સંભાળે છે. જ્યારે પુખ્ત પશુઓમાં એશિ ટકાની કામગીરી સંભાળે છે. અને અમ ઘાસચારાનું જીવાણુઓની મદદથી પાચનનું કામ ધ્યાન અમ અમ આપતા નથી. જેથી બચ્ચાનો દૈનિક વિકાસ દર અને કંકાર કંકાલ તંત્રનો પૂરતો વિકાસ થતો નથી. જેના લીધે વાછરીઓનો ફડાવ વજન તથા વૈતર વેતરે આવવાનું મોડા ચાલુ થાય છે. અને જેના લીધે પ્રથમ વિયાળની ઉંમર વધી જાય છે. સારી સાર સંભાળ ન રાખવાથી બચ્ચાંનું બિયા અમ બીમાર પડવાનું અને મરણનું પ્રમાણ વીસથી પચ્ચીસ ટકા જેટલું dairy farm માં અમ નોંધાયેલ છે. જે ખેડૂતોનું આર્થિક નુકસાન પહોંચાડે છે. અમ વાચળી ઉછેર માટે પહેલા તેની શારીરિક રચના સમજવી જરૂરી છે. નાના બચ્ચાઓનો જઠર કુલ ચાર ભાગમાં વહેંચાયેલું હોય છે. જેના ચાર નામ અનુક્રમે રૂમેન, રેટિક્યુલમ અમ એમેજમ અને એમ્બો મેજમ છે. બચ્ચાને દૂધની અમ સાથે સાથે દાળ અને સૂકોચારો આપવાની આપવાથી તેના રૂમેનમાં પાચન થયેલા ખોરાકના વિઘટન ઘટકો સોસવા માટે કાસડી રેસા જેવી રચના હોય છે. જેનો વિકાસ સારો અને વધુ પ્રમાણમાં કરે છે. સંશોધનના આધારે જે એવું ફલિત થયેલ છે. કે અમ પેપી લીનીજ સંખ્યા અને લંબાઈ વધુ અગત્યની છે. જ્યાં જુદા જુદા ખોરાકની પેપીલીન નો વિકાસ નીચેના અમ નીચે અમ છે. અમ જેમ કે દૂધ ઉપર રાખવાથી દૂધ અને દાણ અને દૂધની સાથે સુકોચારો આપવાથી રૂમેનના કાંટાળા રેસાઓ ની જગ્યાએ સંખ્યામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે. રૂમેનના કંટાળા Protein અમ વાળું દાળ અને સૂકોચારો આપવાથી સાતસોથી આઠસો ગ્રામ જેટલો દૈનિક અમ દર જોવા મળે છે. રેસાઓ ની સંખ્યા જેટલી વધુ અને અમ મોટી ઊંચાઈવાળી જેટલી બચ્ચાને વીઘ અમ વિઘતિત ઘટકોના શોષણની ક્ષમતા વધુ હોય છે.

વધુ હિતાવહ છે. શરૂઆતના દિવસોમાં બચ્ચાને વધુ દૂધ પીવડાવવાથી તેના શરીરના કંટાળા કંકાલતંત્રનું મહત્તમ વિકાસ થાય છે. પ્રતિ સો ગ્રામ વૃદ્ધિ દર ઉપર એકસો પંચાવન કિલો ગ્રામ વધુ દૂધ ઉત્પાદન પ્રથમ વેતરમાં થાય છે. એટલે કે સરેરાશ વૃદ્ધિદર ત્રણસો ગ્રામ હોય છે.

નવસોત્રીસ લિટર વધુ દૂધ ઉત્પાદન થાય છે. વિશ્વના જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા શંકર જાત ના બચ્ચાઓને શરીરના વજનના મહત્તમ વીસ થી છવ્વીસ ટકા સુધી દૂધ પીવડાવવાથી નવસો થી હજાર ગ્રામ દૈનિક વિકાસ દર નોંધાયેલ છે. જેમાં સફેદ પ્રકારના જાડા અને તેના વર્તનમાં કોઈ આડઅસર જોવા મળેલ નથી. વધુ દૂધ પીવડાવવાના અનેક ફાયદાઓ છે. સંશોધનના આધારે બચ્ચાઓને પરંપરાગત પદ્ધતિથી ઉછેર કરવાથી દૈનિક બચ્ચા નો વિકાસ દર ત્રણસો થી ચારસો ગ્રામ થાય છે. જ્યારે બચ્ચાઓ અને બેથી બે છ સાત નવ અને નવ બાર અઠવાડિયામાં અનુક્રમે સોળ આઠ અને ચાર ટકા પ્રમાણે દૂધ ખા અને ખાઈ શકે તેટલું ચોવીસ ટકા Protein વાળું દાણ અને સૂકોચારો આપવાથી સાતસો થી આઠસો ગ્રામ જેવો દૈનિક વિકાસ દર જોવા મળે છે. નાના બચ્ચાઓ અને નયન નિયંત્રિત દૂધ આપવાની

અમ વધુ દૂધ પેદા કરી શકે છે. વધુ દૂધ પીવડા અમ પીવડાવવાથી અમ વાચરડીઓ વૃદ્ધિ દર વધવાથી જનન અંગેનો વિકાસ થવાથી વાછરાળીઓના સમયસર સામાન્ય દેવ ધાર્મિક ક્રિયાઓ શરૂ થાય છે. જેનાથી તેની

અટકવાથી અમ અટકાવી શકાય અને તેનો વ્ય અમ સ થા સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. વધુ પ્રમાણમાં દૂધ પીવડાવાથી બચ્ચાઓમાં જોવા મળતી સામાન્ય વર્તણુક એકબીજાને અમ ચાટવું, દિવાલ ચાટવી અથવા અમ નજીકમાં પડેલ નકામી વસ્તુઓ ચાટવાની ઓછી થાય છે.

બચ્ચાના સ્વાસ્થ્યની જાળ અમ જાણકારી તેની દિવસ દરમિયાન ને પ્રવૃત્તિ ઉપર લગાવી શકાય છે. નિયંત્રિત દૂધ પીવડાવવાથી બચ્ચા આખો દિવસ બેસવાનો વધુ પસંદ કરે છે. જ્યારે વધુ દૂધ અમ પીવડાવવાથી બચ્ચું સજાગ ચપ્પડ અને રમત વધુ કરે છે. અને શરીરનું અમ Insulin નું પ્રમાણ પણ વધુ રહે અમ વધુ જોવા મળે છે. જે તેનો વિકાસ માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સાથે સાથે hemoglobin ના પ્રમાણમાં મહત્તમ અંશે સુધારો જોવા મળે છે. જે તેના સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. આમ આ પ્રમાણે ટૂંકમાં સમજીએ તો આપના પરંપરાગત પદ્ધતિ પ્રમાણે આપણે નાના બચ્ચાને ઝડપથી ખાતા કરવા માટે ઓછું દૂધ પીવડાવતા અમ જોઈએ હોવા જોઈએ. ઓછું દૂધ આપવાથી દૈનિક વિકાસ દર ઓછો થાય છે. શરૂઆતના દિવસોમાં વધુ દૂધ પીવડાવવાથી મજબૂત કંકાલ તંત્ર, યોગ, રોગ, પ્રતિકારક શક્તિ યોગ્ય રોગપ્રતિકારક શક્તિ, સારુ સ્વાસ્થ્ય પ્રથમ, વેતરમાં વધુ દૂધ અને પ્રથમ યાનના સમયમાં ઘટાડા જેવા અનેક સારા પરિણામ જોવા મળે છે નમસ્કાર મારું નામ ગોહિલ હર્ષ છે અને હું આજે તમને થોડીક જાણકારી આપવા માગું છું.

આ તમે સંસ્થા ચલાવી શકો એથી રૂડું છું કાલે તમે office માં મને મળ્યા અને એટલે બધી આપણે વિચાર ના ગોઠવણી કરી કે નાના ભાઈએ તરત જ સંમતિ આપવા કહ્યું. વિરાટ રાજાનો કુંવર ઉત્તરગમાં ઉત્તર કુમાર જેવી કરો સેના ને હરાવવા ગોવાળોની ગાયો છોડાવવા નીકળી પડ્યો હોય તેવી જ તૈયારી સાથે વિજય વિદ્યાર્થીઓ નાના ભાઈને તેમની ઓફિસે મળવા ગયા.

મને તો બરાબર લાગે છે તમે સંસ્થા સંભાળો અમારે એટલી ચિંતા ઓછી નાનાભાઈ બોલ્યા તો હવે તમે અમને સોંપો અને તમે જાઓ જુઓ પહેલા તમે નક્કી કરી નાખો કે તમારામાંથી નિયમો કોણ હશે એટલે હું બધું તેની સોંપી દઉં પછી હિસાબનીશ કોણ થશે મકાન બાંધકામ કોણ સંભાળશે પ્રકાશન વિભાગને કોણ સંભાળશે મુખ્ય ગૃહપતિ કોણ થશે? અત્યારે પણ તમે નક્કી કરી નાખો નાની લાગતી સંસ્થાની વિરાટ દર્શન ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ વાત આગળ ચાલી. તમે સરવૈયું અને સિલક તપાસી લો. પગાર પગાર ની તારીખ નજીક આવે છે. તેથી પૈસા છે કે નહીં તે જાણી લો પગાર માટે તેમજ બીજા કામ માટે ખૂટતી રકમ ક્યાંથી મેળવવી તે પણ વિચારી લો તે નાના ભાઈ પૈસાની તો વ્યવસ્થા હવે ક્યાંથી કરવી? વિદ્યાર્થીઓના પગ જરા ઢીલા થયા મેં સંસ્થા ચાલુ કરી ત્યારે અને આજે પણ મારા વડીલ મિત્રોની મદદથી બધું ચાલ્યું છે તમે તમારા વડીલ મિત્રોને લખો. નાનાભાઈ સૌ ભોળા બની જઈ બોલ્યા. વડીલ મિત્રો કંઈ અમને પૈસા આપે તો બીજેથી મેળવો સંસ્થા ચલાવવા પૈસા તો જોઈશે ને નાના ભાઈ એમ કરીએ નિયામક તમે જ રહો ને પૈસા લાવવાની જવાબદારી તમારી પછી બધું અમે સંભાળી શું. એક ખેતર વિદ્યાર્થીએ રસ્તો કાઢ્યો. તમે કહેશો તો હું નિયામક થઈશ પણ પછી સંસ્થા મેં જ ચલાવી કહેવાશે તમે ચલાવી નહીં કહેવાય મારે મારા કહેવા પ્રમાણે જ બધું ચાલશે એવું થશે. નાના ભાઈએ વાસ્તવિકતા જણાવી ગણિત મોંઘા થઈ વિદ્યાર્થીઓ કહે સંસ્થા ચલાવવા તૈયાર છીએ પણ પૈસા લાવવાનું તો અમે કેવી રીતે કરીએ બોલો. તમે સંસ્થા સંભાળો છો નાના ભાઈએ જરા કડક અવાજમાં કહ્યું ઘડીક ઉભા રહો સંકોચ પામતા નગર નજર ચૂકવતા વિદ્યાર્થીઓ ઓફિસની બહાર નીકળી ગયા. ન હોતા થઈ ગયા એટલે જ એ સ્થાનિક પદ મળે એ પહેલા આ કઠણાઈ આવી અર્ધ વિચેલી આંખ વડે બબડી રહ્યો હતો હેમંત અને સુનિલ શબ્દ બની તેની સામે શાહાનુભૂતિ તાકી રહ્યા કોઈની આતેડી કપડે તે હિસાબ આપે તો શું થાય અહીં એ સગી આંખે જોઈ લીધું કોઈની દુઆ કે આશીર્વાદ મળે છે એ નહીં.

પાપ જોવાશે મનની અંદર પારાવાર આવતો ઘણી વાર થાય પણ એ પીડા ઠલવવી ક્યાં હજી બધું કહી દઈશ એટલે હું જે વધુ કરીશ એને સીધું સુમિલ સાથે લડ્યું તમને કહેતા બોલ બોધપાઠ મળશે જાણે બહાર ભૂતકાળના વચ્ચે ભૂતકાળના દર્શન દેખાતા હોય તેને તાકી રહ્યો રમણીક મારું નામ ક્યારેક એક સર્ચ ચાલે છે

તમને બેઠા પછી સિંહની ઉંમર એટલે વાત ના પૂછો લગ્ન થયા પહેલા ખોળે દીકરો અને બીજા માં દીકરી એ વખતે વધારમાં મારું posting થયું સરસ મજાનું સરકારી બંગલો. નોકર ચાકર ની સાધના બે નંબરના ધંધાની મબલખ કમાઈ એટલે ખરા અર્થમાં આકાશમાં ઉડતો હતો ધાક જમાવવા માટે જીપ લઈ round માં નીકળો એ વખતે જ્યારે વગાઈના જંગલનો મહારાજા હોવું.

બપોરનું round માં નીકળ્યો driver jeep ચલાવતો હતો અને ઢોળાવ વાળા રસ્તે મણીનગર સીકરે કૂતરાની જેમ ચારે તરફ હત લાકડાનું ભારો લઈ બે શ્રમ જેવી દૂરથી દેખાયા.